અત્યારે તો હું બીજું કશું રમુ નથી ખાલી social media news કરું પાછો time બઉ મળતો નથી દિવસે આહ થોડું ગણું insta ને એક બે બીજ application use કરે બીજું તો time જતો રહે પુરા દિવસ નો. હમ શું છે બોલો બીજું બધું? સારું ચાલી રહ્યું છે? હમ ના અત્યરે સુધી નથી ગયો જોયું છે ખરી અંદર હું નથી ગયો. ના જઈ ને આયા! શું છે? હમ બરાબર

હમ બરાબર એટલે જાય અંદર ખાલી એક ફોટો પાડવાની એ માજા આવે ખાલી હમ વધારે તો view view સારું છે બરાબર અત્યારે તો હવે જ્યાં જાઓ ત્યાં પેલા ફોટો જ પડે છે બધા હમ પછી બીજું બધું.

એટલે stirke નું હા stirke નું હા એક સાથે છે અ કરિબન આઠસો એક આજુબાજુ છે આઠસો ની.

કેટલા નું છે? હે બરાબર મારુ તો સાતસો આઠસો માં તો બઉ જાણ છે.

બરાબર આતો તો એને બરાબર પેલા બીજી id હતી મારી. પછી એ બંધ થઇ ગઈ ને પછી નવી શરૂ કરી તો એના માટે એટલું છે નઈ તો એના થી વધારે હતો score મારો હમ અત્યારે તો main score મારો લાખ ઉપર છે ડેઢ લાખ.

એટલે બઉ બઉ નથી હવે છે ત્રણસો ચારસો ની આસપાસ છે કશું હમ બરાબર હમ બરાબર metro પણ ચાલુ જ થઇ ગઈ છે ને તમે ગયા છો?

બરાબર હા બધા સાથે હોય તો મજા આવે એમ. આહ લગન ગાળો જ છે. શોચીશું અમે પણ બેસીએ metro માં અરે apmc માં છે સ્ટેશન ત્યાં થી બેસ હમ બેસવાનું ને અહીં જવાનું છે stadium પાસે.

હમ બરાબર ત્યાં આપડે stadium મોટું માં મોટું stadium આપડે ત્યાં જ છે ને હમ હદ માં હમ મોટેરા કશું નઈ હવે ipl આવશે એમાં મજા આવશે મેચ માં તો.

ipl માં? ipl આપડી rcbfavourite છે આહ કઈ છે તમારી? હમ બરાબર rcb સારી છે પણ ડિવિલીઓઉસ નીકળી ગયો ને ત્યાર થી થોડી એ છે પણ મજા આવે છે rcb માં.

બરાબર હમ આપડને મેચ તો પેલા થી જોવું interest છે કેમ કે ઘર માં બધા ઘર માં જોવે ને પેલા થી એટલે મને પણ interest છે એમ. બોલો sir બીજું શું ચાલી રહ્યું છે? હમ બરાબર એમ જ ઉઠીએ ને અધો દિવસ તો થઇ જાય એમ જ અડધો દિવસ તો એમ જ થઇ જાય. હવે તો થોડા fresh બેશ થઇ ને થોડાક ફોન બોન મૂકીએ એટલે શાંતિ થઇ જાય અને સાંજે થોડું આ બાર નીકળીએ એટલે રાત્રે હમ રાત્રે પછી

હે ના ના પીવો તમે અત્ત્યારે તો ચા નાસ્તો કરી ને બેઠો છું હમ હા charge up પણ આવી છે નવી ના charge up તો નથી પીધી string તો બઉ વાર પીધી છે

હા advertise હમ બરાબર આ show આવ્યો હતો ને એમાંબઉ એની advertise આવી હતી ખતરા નો ખતરો કે ખેલાડી આવ્યું હતું ને ત્યારે season એમાં એની જ બઉ થઇ હમ advertise

હા બોલો ના હું એ નથી જોતો એ નથી જોતો એમાં બઉ interest નથી. હા એ બધા આવ્યા છે હું તો નથી જોતો એમાં બઉ અપડને આટલી બધી ખબર નાતી એમાં. હમ હા એ જ ને એના પેલા એક social media પઇ આવ્યું હતું ને એ lockup season એ પૂરું જોયું છે. હમ એ જીતી ગઈ ને winner થઇ ને હમ એ આપડું ના હોય એ આપણું પણ favourite જ છે you tube પર

હા, Network problem તો મારે અઇયા પણ બોવ જ છે અઅ નેટવર્ક અઇયા આવતું જ નથી. હા હવે ઈ તો તમારી બેન સાચી વાત છે કોરોના લહેર પછી આવી રહી છે. અત્યારે દવા નું તમેને વેકસીન suggest કરી ને કરેલ હતું પેલા તમે આખી Family થઇ આખી FamilyCovisild vaccine લઇ લ્યો. તેમાંથી તમને રક્ષા મળશે કોરોનના એડઓપથી અને બીજી બીજી એના કોરોનના લક્ષણની જ એક શરદી તાવ હોઈ તાવ ઉધરસ ખાંસી બધા ની જે સાદી દવા જે આવતી હોઈ તેની જે બીજી આવતી હોઈ તે Perasitamall અને બીજી દવા આવતી હોઈ તે ડોક્ટર Suggest કરતા હોઈ એ તમને Apply કરવાની. હું આ તમને આ દવા suggest કરેલી હતી અને બધેથી અઅઅ બધેથી જરૂરિયાત વસ્તુ ઈ છે કે તમેં આ આખી Candidate Exchange લઇ લ્યો. તો અઅઅ બીજી મોટી સુરક્ષા થઇ જાય. ના બેન ઈ અભણ માણસો ને લાગતું હોઈ. તમને ના ખબર હોઈ ઈ આ whattsap માં કોઈ પણ કોઈ પણ અઅઅઅ અજાણ્યો વ્યક્તિ લખી દીયે. એ ખોટી ખોટી વાતો લખીને Transfer કરી દીયે. અને જ લોકો અભણ હોઈ એને જેને વધારે સમજણ ના પડતી હોઈ ઈ લોકો ઈ લોકો આવી રીતે, આ વસ્તુ ફેલાવે. આખા Whattsap ઉપર અને બીજી જગ્ગ્યાઓ ઉપર. તો તમે આ વસ્તુઓ પાર ધ્યાન ના આપો. હા બેન એ તો Network problem છે એટલામાટે થઇ છે આ બધું. અ બીજું કઈ વસ્તુ નાથ. હું તમને જો Suggest કરું ને તો બધે થી બેસ્ટ ગુજરાતી છે. કોઈ ને અત્યાર સુધી છેલો દિવસ છે. ને તમે તેમની સાથે પણ જોઈ શકો છો. તે Film ના બોવ જ વધારે સારા Character છે. અને બોવ સારું Development છે.

અને બીજી બીજી એક Film પણ છે અઅ લવની ભવાઈ નામની એક Film છે ઈ તો બોવ જ સરસ છે. બેય Film માં મલ્હાર ઠક્કર બોવ Jenualpaly કરે છે. અને કોઈ તો તમે જાણો છો કે ગુજરાતી Cinema માં મલ્હાર ઠાકર ના નામ છે. એની Parmination લઇ ને હું તમે બધી DVD અપાવી દૈસ હા કરેલી હતી, મારા ઈ મારા પપ્પા ને કરેલી હતી મને નોતી કરેલી. મારા પપ્પા એ મને ઈ વાત ની જાણ નોતી કરેલી એટલા માટે મને ખબર નોતી પણ હવે ખબર પડી ગઈ છે. તો તમે જયારે પણ તમે CD જોતી હોઈ તમે અઇયા ઘરે આવી જાવ. અને લઇ જાવ. તો તમે એટલા દિવસ થી આઠ દિવસથી રાજકોટ આવેલા તો તમે ઘડે ઘડે ના આવ્યા? તમે ઘડે આવ્યા હોવ તો ચા પાણી

બેન તમારા Network માં Problem લગતી લાગે, હા બેન હવે બોલોને

તમારો અવાજ અઅ Network ના લીધે થોડોક ફાંસ ફાંસ આવે છે, થોડોક, ખબર નઈ કૈક પ્રોબ્લમ લાગે છે. હા, બેન તમે એવો હું બધી જ DVD કાઢી ને રાખું, શોલે છે, પછી ફૂલ ઓર કાંટે છે, પરદેશી છે, અને કલંક અને કૈક બીજી એક Film છે. બધી Film નું List બનાવી ને કાઢી ને રાખી તો તમને જે તો તમને લય જાજો. તમારા પપ્પા અને અને આખી બધી Family થઈ ને જ આવજો તમે તો હોય શકે કા આ? ખબર ની બેન તમારો અવાજ બોવ Problem મટિક આવે છે. થોડી ફેરી Fast કોકવાર તો જલ્દી જલ્દી સંભળાય છે બધું.

બેન તમારો બોવ Fast માં અવાજ આવે છે. તમે એક કામ કરો તમે બીજે Hostpot કે તો કાય connector કરો. તો થઈ શકે બેન. હવે હવે બરાબર છે. તો હ તો બેન શું કેતા તા theater નું?

હા બેન. જયારે તમે આવો ઘરે આવી જાવ, પછી આપડે ઘરે થોડુંક ફરશું આપડે બીજા Lunch કરી લયસું. Lunch પછી ફરવા જાસુ ને ફરવા પછી રાતના આપડે theater માં આપડે Film જોય લઇશુ.

થોડોક ટાઈમ જાશે ને તો તમારા Husband પણ આપડે કેમ સારા મિત્ર છી. એમ અમારા પણ મિત્ર બની જાયે. બેન તમારો અવાજ કપાય છે, બેન. હા બેન આવું આવું. હા ઈ તો હા હા હવે આવું બેન. અ થોડોક NetworkProblem લાગે છે. તમારા તરફથી હા તમારો અવાજ આવે છે. મારો અવાજ આવે છે તમને?

હા બેન હા, તો હું એમ કેતો તો કે આ તમે Vaccines ની વાત કરો. તો ઈ બધી ખોટી વાતો હોય બેન, ઈ ખાલી અ કય પણ પોતાને જે એમનેમ અ નવરા લોકો બેઠા હોય ઈ પછી, પોતાની આ એમનમ. કાયપન લખી દે, Beelmosus ફેલાવે અને મોક્લીવી દે બધી ને WhatsApp પછી જે નવરી પ્રજા હોય ઈ પછી એમાં થોડુંક થોડુંક વધારો વધારો કરી ને બધા લોકો ને કીયે, કે આવું છે આવું છે. અને બધા લોકો વિશ્વાસ કરી લેય કે આવું કય જ નય. vaccine એક બોવ સુરક્ષિત વસ્તુ છે. અને હું તો કવ ક જેટલા અત્યારે Corona થી બચવા માટે Vaccine બધે થી મોટો ઉપાય છે અત્યારે. Vaccine તો લેવું ફરિજયાત બને છે. જો આપણા Family અને આપડા પરિવાર વાળા ઓ નું રક્ષણ કરવું હોય તો Vaccine લેવું તો બોવ જરૂરિયાત છે આ દિવસો માં. મેં જો તમે પેલો Dose ના લીધો હોય તો હું તમને સલાહર કરી અત્યારે ત તમે Hospital જાવ. અને અત્યારે જ તમે Oppayment બુક કરાવીને તમારા Family સાથે તમે Dose લય આવો. તો બોવ જ વધારે હારી વાત.

કય ની બેન. એક Website છે Cowin નામની. તમે Website માં તમારા નંબર થી Register કરી દયો. બસ પછી Register કરી ને Direct તમે Vaccine center ઉપર હાલ્યા જાવ.

પાંચ મિનિટ માં કામ છે પાંચ મિનિટ માંતમારો કામ આ બધું થઈ જશે. તમે છો તમારા બાબો છે તમારા પતિ છે. બધી તમારી બધી નો કામ પાંચ દસ માં જ પતી જશે બેન. હવે પેલા જેવું નથ કર તમને કલાકો કલાકો સુધી લાઈન માં ઉભું રેવું પડે. અને વાટ જોવી પડે ને એમાં પણ વારો ન આવે તો કાલ કાલે પાછી આવું પડે હવે એ પેલા થાતું હતું અત્યરે ન. કેમ કે બધા લોકો એ મોટા પડતા લોકો એ Vaccine લય લીધેલી છે. તો એટલા માટે, કેટલી Public નથ હોતી જયારે તમે Vaccine લેવા જાવ છો. તો ભીડ એટલી નથ હોતી એટલે આજે તમારો વારો તરત આવી જાય છે. હા બેન બધા એ Vaccine લય લેલી છે. કેટલા એ તો બીજો dose પણ લય લીધેલો છે. તો હું તો તમને સલાહ આપું કે તમે તમારા બાબા સાથે અને તમારા પતિ સાથે ખરી લેવી. કેમ કે અત્યારે Corona ની લહેર પાછી આવે છે. અને હોય શકે કે જે Vaccine ના લીધેલી હોય એને પેલે થી પકડ માં આવે ઈ લોકો તો હું તો તમારા રક્ષણ માટે કવ છું કે તમે Vaccine લય જ લ્યો તમે તમારી Family સાથે.

એ જેટલી સલાહ હારી અપાતી હોય તમારે હારું અમને એમાં કાય tension લેવાની જરૂર નથી હું તમને વિશ્વાસ અપાવું છું કે Vaccine માં કાય તમને problem નય થઈ શકે. ના બેન ના. ઈ ઈ જે હતો સિંદ્ધાત શુક્લા નામનો boss વ્યક્તિ એ Vaccine ના લીધે લય ને એની મોત નથ થઈ. જયારે Big Boss Start પણ નોતું થયું અને પે જયારે Corona start નોતું થયુ અને પેલા થીએને હૃદય ની problem હતી અને એને હૃદય માં attack આવા એની દવા પર ચાલુ હતી હૃદય ના doctor હારે. પછી એનો ટાઈમ થયો અને અચાનક એને હૃદય ની problem થઈ જેને Heart attack આવો. એમાં Corona ની vaccine નો કશું જ લેવું દેવું નથ તો તમે એવું તમ ના વિચારતા કે Corona ની vaccine લીધી અને એના લીધે આ બધું થયુ. તો એ એને એ Corona ની Vaccine ના એમાં કાય ભાગ જ નથી. આ બધી એના Personal જે બીમારીઓ હતી તે હૃદય ની એની બીમારી હતી તે વર્ષો થી એન હાલતી હતી. એના લીધે જ એનું મૃત્યુ થઈ છે. શિયાળો હાલે છે, અને રાતે ઠંડી પડે છે. પણ થોડાક દિવસ એવું પણ થઈ છે કે વચ્ચે વચ્ચે ઘનઘોર વાદળા આવી જાય છે. અને વરસાદ પણ પડવા મંડે છે. તો આપડે કયે ને બિન બિન બિનમોસમ વરસાદ. આવી કહાવતો હિન્દી ની કહાવતો એમાં થાય છે આવી રીતેતો વાદળા પણ થઈ જાય છે. અને વરસાદ પણ પડી જાય છે. ભલે શિયાળો હાલતો હોય તો આમ તો ઠંડી નું જ season છે.

હા બેન એ તો સાચી વાત છે તમારા જેવા પાપિયા પૃથ્વી પરશું કેવું પડે. બેન તમારા જેટલા ની કરતો હું.

બેન તમે તો માનો છો કે એમાં થોડી ઘણી સચ્ચાઈ પણ હતી. હા, બેન થોડાક ના પાપ વધારે હોય. થોડાક ના પાપ ઓછા હોય અને મારા પાપ તમારા કરતા ઓછા છે. કેમ કે હું તમને સારી રીતે તમને જાણું બેન. તમે જેટલા પાપ અમને ખબર તમે કેટલા પાપ કરેલા.

હા બેન તમને ઓલું યાદ છે, તમને બેન તમને યાદ છે? તમને કાયા પૈસા આપા તા. ઓલા બચ્ચાંઓની નથ Bank Bank of India ના પૈસા આપી ને તમે ભાગા તા એનું. બેન દસ માં સોલ વર્ષ ના લોકો હોય છે સોલ વર્ષ ના બાલકો ના કેવાય તમે કે સોલ વર્ષ તે તમે આવું કાંડ કર્યું. હા બેન ડુબો કયા હતો પણ? એ ખાલી ડુબાવાની આપડી બધી ના બેન. Fun ખાલી Funny joke હાલતી તી બેન. એ તો થોડી ઘણી Funny joke હોય જે મિત્રતા વચ્ચે હોય ઈ હતી તો. એને ડુબાવાની કોસિસ ના કરી શકતો તો. બેન ઈ નકસોડી તો ઈ પછડાણો હતો ને પોતાની લીધે ઈ જયેજ થેકડો મારવા ગયો Swimming pool માં તો એની નકસોડી તો એનું નાક પછડાઇ ગયું જમીન થી જમીન થી શું Syed થી દીવાલ થી એના લીધે એની નકસોડી ફૂટી થી. એમાં અમારા ડુબાડવા માં કોઈ ભાગ જ નોતો જ એમાં ઈ તો એના પોતાના લીધે પડો ને એના લીધે Hospital પહોંચ્યો. ના બેન ના. એવું નોતું હવે તમે કયો બેન બાબો સુ કરે તમારો બે વર્ષ નો છે ઈ? બેન બે વર્ષ નો હોય તો કયા થી મલે? બેન એને ત્રણ ચાર વર્ષ નો થવા દયો. બેન પછી બેસાડજો એને બે વર્ષ માં કોણ બેસાડે પોતાના દીકરા?

ના બેન બે વર્ષ નો બાળક બી જય ત્રણ વર્ષ નું થવા ડો ત્રણ વર્ષ નો થઇ ત્યારે બેસાડજો ત્યાં સુધી અને ઘરે Practice કરાવો એને A B C D શીખવાડો તમે એને Poem શિખવાડો. તમે એને English શીખવાડો બોવ જોતા એ Demand માં છે તમે એને લોકો Like બીજી બધી વસ્તુઓ શીખવાડો પછી જયારે School માં જાય પછી આરામ થી Settle થઇ જાશે ત્યાં. એને Like બીજા ધોરણ થી બીજા વર્ષ થી બેસાડી દો તેના મન માં બીક બેસી જાય એક બીક બેસી જય એના મન માં જેનાથી પછી હાલી ના શકે. બે વર્ષ ના બાળક ને પોતાના માં બાપ થી Like દૂર ના રાય શકે ને હવે Direct હા એ બેન તો તમારી સાચી વાત છે. જો તમે એને બે તમારે એને આદત બાંધવી હોઈ તમે એને ઘરે ભણાવ્યા રાખો ઘરે A B C D, Poem જે બધું વસ્તુ છે એની Practice કરવા રાખો એને બધી Story સાંભળવા રાખો.

હા એ બેન તમારી સાચી વાત છે English માં સાવ બચપણ થી બાળક ન ટેવ પડી જાય English નું તો The future વાંધો નો આવે કેમ કે પછી જો Tenth છે Eleven છે Tawelth છે પછી કોલેજ છે એ બધું તો English માં જ થવા નું છે.

ના બેન એ તો હું તો બચપણ થી Like જયારે હું એક થી નવ માં હતો ત્યારે જ મને English વધારે ગમતી હતી અને હું બોવ Like વાંચતો English માં Novels વાંચતો English માં. તો એના લીધે મને કઈ વધારે તો એના લીધે મારે English મને College માં ગયો તો એક વર્ષ માં બધું Settle થઇ ગયુ પણ જે બાળકો હોઈ બચપણ થી જ ગુજરાતી માં ભણતા હોઈ ને English ગમતું ના હોઈ નવું વસ્તુ વાંચવું નો ગમતું હોઈ Story ના ગમતી હોઈ અને પછી English માં ભણવું પડે તો એમને બોવ તકલીફ વાળું કામ એમને એક વર્ષ તો ખાલી adjust થવામાં વઈ જાય ને. આખું West થઇ એના કરતા એને English માં બેસાડવું વધારે સારું. પણ બેન તમે લોકો પાંચ પાંચ વર્ષે બેઠાથાવ તા હોય School માં તો તમે બે વર્ષ બીજા વર્ષ Kinder garden માં મોકલી દો બોવ જલ્દી થઈ જશે. તો એના કરતા એને ત્રણ વર્ષ Kinder garden માં રાખો અને ચાર વર્ષ નો થઇ એટલે એને School માં બેઠાડી દેજો.

રાજકુમાર અમ રાજકુમાર University ની એક નાની School છે University માંથી જ બનાવામાં આવી છે તો કેટલી સારી School છે તો હું તમને Suggest કરું કે આ બે ત્રણ School માંથી એક School માં બેસાડી દો.

એ નઈ રાજકુમાર University છે એક આરકે નામ ની University છે એ નવી School ચાલુ કરે છે રાજકોટ. હેલો બેન આવાજ આવે છે?

હા તો રાજફૂઈમાર અમ જે રાજકુમાર હા રો રાજકુમાર University છે એની School ચાલુ કરે બચ્ચાઓ માટે એ પણ બોવ સારી School છે જે સારા Level માં છે ને ભણતર પણ બોવ સારું છે અને Teacher તો બોવ સારા છે અને બોવ સારી રીતે ભણાવે છે ત્યાં તો હું તો કવ છું તમારા છોકરા ને એ School school kato njoseph છે.

હા બેન હવે આવે છે. Network ની Problem થઇ ચાર વચ્ચે વચ્ચે તેના લીધે ખબર નઈ આવાજ કપાઈ છે ક્યારેક ક્યારેક આઇયા Tower નતો ને આઇયા Tower ના લીધે આવાજ કપાઈ છે.

બેન પણ તમારે Abroad જ રેવાઈ ને Abroad થી India શામાટે પાછા ફર્યા? તમારે યાત્રા એ જાવું હતું તો વધારે સારું હતું એમ પણ India કરતા Abroid માં ભવિસ્ય બોવ સારું છે છોકરાઓ નું ત્યાં Growth છે ત્યાં. Operatunity છે છોકરાઓ માટે. આપડે શું છે? આપડે તો થોડાક ટાઈમ માં Jobwob કરી ને Settle થઇ ને વઈજવાના. પણ છોકરાઓ ને તો જોઈ ને બધું? બેન પણ વિશ્વાસ જોઈ ને કરાઈ ને ત્યાં વિશ્વ વાળો માણસ છે કે નાઈ પછી થોડા પૈસા Invest કરાઈ જો તમને ખબર હોઈ વિશ્વાસ ના હોઈ ને તમે પૈસા આપીદયો તો તો એ ખવાઈ જ જવાના છે ને. હા બેન એ સાચી વાત છે તમને એના Through ચાલાક રેવું પડે જો તમે ચાલાક ના રયો તો ઢોળી યા ફસાવી જય આપડને. બેન પણ તમારા દોસ્તાર ને દેખાડીદયો એટલે તમને નીંદર નીંદર માં પણ ને બીજી વસ્તુ માં પણ Problem થાશે ને અત્યારે તમે Abroid થી પાછા ફરેલા અને એના લીધે તમને Timelight જેવી વસ્તુ. સાચી વાત છે. જેનાથી તમને એવું લાગતું હશે કે સુવાનો Time નથી. તો એના લીધે તમારી Health વધારે ખરાબ થાય છે તો હું તો તમને, તમને સલાહ આપું છું. તો તમે Doctor ને બતાડી દયો. Doctor શું સલાહ આપે આ આપે તો એ Apply કરો તો એનાથી તમને ફાયદો થશે. ના બેન. સરકારી દવાખાના નું સરકાર અત્યારે તો ના કવ. અત્યારે તમે Private અત્યારે તમે એબરોડ થી પડેલા તો સરકારી દવાખાના માં ના જાઓ. એક સારા Private દવાખાના માં દેખાડીદયો. તો વધારે સારું છે. પછી સરકારી દવાખાના માં લોકો બોવ તમારા local લોકો હોય વધારે તો ઈ તમને ગમે નઈ તમારું વાળું પડાવવામાં તમને બોવ વાર લાગશે. તો એના કરતા તમ તમે જેમ ચો તમે Private માં દેખાડી દ્દયો.

હા હા હા ત્યાંનું હતું હા, સ્વીગી નું હવે, સ્વીગી માંથી આપડે કરેલું ને! સ્વીગી માંથી આપડે મંગાવ્યું હતું ને આપડે, બે દિવસ પેલ્લા party ના કરી?

હા એ, હા એ, હા એ જ બધુ મંગાવ્યું હતું ને! તે સારું છે, સ્વીગી ની service સારી હતી. ત્યાં અમને દસ minute નો કે પંદર minute નો time હતો તે એ time to time delivery. હા, delivery time to time આપી દીધી એટલે એમને એમ એમાં Service સારી છે. ઝોમેટો ની નહિ, ઝોમેટો ની નહિ, એક ડોમીનોઝ માંથી આપડે કરેલું ને? હા એમનાં ભી સરી આપી. એમની બેવ ની સાથે દસ-દસ minute નું કીધેલું તો બેવ ની આવી ગઈ. હા બેવ હંગાથે આવી ગ્યાતાં. એટલે એમનું બેવ નું સારું છે.

અને વસ્તુ ભી એ બરોબર લઈ ને આવે છે. ભૂલી નહિ જતાં એમ. હા એ ખરું. ઝોમેટો વાળાં, ઝોમેટો વાળાં અમુક વાર ભૂલી જાય. Order શું કર્યો હોય અને આવે શું. બીજા કોક નો order હોય એ આપડા માં આવી જાય. પછી એ એ આપડે એ જ લઈ લેવું પડે. એમાંથી હા એટલે જ ને હવે એ હવે આપડે હોટેલ માંથી જ મંગાવીશું ને હવે. એ લોકો એ ચાલુ કર્યું છે ને. નાં એટલે જ ના આવે તો આપડે પેલી હતી જ ને, પેલી એક બીજી હોત છે ને આપડે જોઈ તે? ભાલેજ ની આગળ ની છે. એ ચોકડી પર જ છે સવાર સાંજ. જોઇન ને? આપડે અહીં થી bridge ઉતરીએ ને, ઈસ્માઈલ નગર bridge ઉતરીએ ને, હાં, એ જ તો છે ને.

બે સબ્જી હોય, રોટલી હોય, ને પુલાવ ભાત આલે, ચાવલ આલે, દાળ હોય. હુંમ. ગુજરાતી આખી થાળી આવી જાય ત્યાં. ત્યાં delivery ભી હાલે જ છે ને, tiffin સેવા એ છે ત્યાં. એટલે. ત્યાં ઓલું delivery ભી છે જ આપડે. આપડે બઉ પેલ્લા આપડે ત્યાં ખાવા ગયેલા,

હા એનું સારું છે હા. એ same આપડે પેલાં જેવુ છે, સ્વીગી જેવુ છે. સ્વીગી જેવુ જ છે. ગેલાં દી નિકુલે નોતું કર્યું સ્વીગી માંથી. Order નતો કર્યો એણે birthday અને anniversary ગઈ ત્યારે. અરે કરેલો ને ચાઇનિજ નો order નો તો કર્યો? પછી તે, હા ઠીક, કશું નહિ ચાઇનિજ માં મજા નહોતી આવી. પૈસા માથે પડી ગ્યા હતા એનાં

આવી કેવી તમારી service છે. હવે delivery વાળાં શું એમને તો જે processing હોય એ રીતે delivery કરી જાય.

એમ એવું સારું હતું પણ નહીં સારું હતું. નાં નાં એતો હોટેલ વાળાં નો હોય હવે જે હોટલ માં જે select કરીએ, ત્યાંથી તો સ્વીગી વાળાં જ item આવે એ લઈને આવે delivery જ કરવાની હોય એમને ખાલી.